મેં phone લીધો ત્યારે four g હતો એટલે five g નતો આવ્યો અચ્છા તો five g ક્યારે લેવાનો છે કે તમારાં husband gift આપશે હા હા એવું કંઈક સમજી લો અચ્છા તમાર સગાઇ થઇ ગઈ છે ના ના હજી તો study ચાલુ એવું છે એમને મને લાગ્યું કે marriage નજીક આવતાં હશે તમારે ના ના જેટલી ઉંમર ઉહ અચ્છા ક્યારે ક્યારે લગ્ન કરો છો તમે

study પૂરું થાય પછી એમને હા complete થઇ જાય graduate પછી mca complete થઇ જાય પછી

એટલે MCA એ કરવાનાં છો તમે કરવાનું જ હોય ને bachelor માં જ master તો કરવું જ પડે હા હા કરવું જ પડે હો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 હા એવું લાગે તો પછી ભણશું નઈ કર પછી રેવા દેશું વાંધો નઈ પપ્પા સાથે join થઇ જાઓને હા પપ્પાનો ધંધો velset છે અત્યારે હમ ચાલે એમાં એમાં ચાલે bca કરતા તો વધારે જ પગાર આવાનો છે હમ એટલે જ ને તમારે MCA કરીને ક્યાં જવાનું છે બાર વિદેશમાં જવાનું છે કે પછી ભારતમાં ને ભારતમાં રેવાનું છે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 ના ના પાંચ વર્ષ પછી મેં વિચાર્યું છે કે ભારત એટલું આગળ વધી જાહે કે બાર જવાની જરૂર જ ન પડે અચ્છા એટલે આવું આવું તમે કોને કીધું કે તમે વાંચ્યું કાઈ મેં આવું વાંચેલું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

હા હા તમારી પણ id છે જ ના ના મારી id ન હોય હોય જ છે ને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 હા હા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

instagram ફક્ત time west થાય છે તમે કરો છો મને તો reels જોવી નથી જેટલી બધી reels તો અમે જોતાં નથી

હા એમાં time vest થાય એકદમ હમ આમાં rules તો ચાલે

તો શેનો instagram નો ઉપયોગ શું કરો છો તમે friend સાથે વાતો કરવા માટે જેમ post જોવું eduction ને બઘુ અમુક માં બાપ જ હે એ અલગ થી વસ્તુ ઓ ત્રણ ફૂટ નો હોઈ એ બઘુ તો google માં પન provide થઈ જાય એના થી પન સારું મળી રહે google માં ઓહ એવું google ની જોતો પન

google નો use ઓછો કરિયો છે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 ના ના હું આટલો time insta માં રહેતી જ નથી તો શેમાં રહો છો બીજા કામ પન હોય phone સિવાય શું કામ કરો છો હાલ માં તમે અત્યારે બીજા કામ માં job ચાલુ હોય ને પન આજે તો sunday છે ને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 અચ્છા તમે લાગે તમે બીજું કામ નથી કરતા એમ ને જ કરીએ છે ઘર માં ઘણા કામ pending પડ્યા તા આટલા દિવસ થી ઘર માં શું કામ હતું marriage હતા બઘા ની વસ્તુ લાવીયા અને લેવા જવું પડે કોના marriage હતા મારા ભાઈ ના હા એમ તમારા ભાઈ ના લગન હતા એમ હા નજીક ભાઈ ની દુર ના ભાઈ એમાં પન

ભાઈ તો ભાઈ કહેવાય

તો પછી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 હમ લગન તો પતિ ગયા અચ્છા એટલે તમે collage લે નતા આવતા આટલા દિવસ થી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 હા બઘા કહેતા તો હતા કે absent રે છે absent રે છે

હા બોલો બીજી કોઈ જણાવો નવીન તમને સીખ્યું હોય એમાં એમાં એમ હમ friend શું કરે તમારો મારા friend નું તમારે શું કામ જાણવું તો હોય ને અચ્છા તો તમારે જાણવું છે હમ મારા friends પન હોય એમાં પન શું કેહવું હા એ બઘા તો મજા કરે હમ અત્યારે તો બઘા શું આવશે પન એ નથી છે કારણકે હું સાથે નથી રેહતો એટલે હું મારા ઘરે રહું

ના ના પછી કાંય એટલી બઘી ખબર ની રાખવાની કે કલાક કલાકે શું કરવાનું છે ક્યાં જવાનું છે ના ના આતો તમે લોકો કદાચ સાથે હોઉં એટલે કહું હને રોજ થોડી ના સાથે હોઈ એ ચોવીસ કલાક હા મેં વાત કરી હતી study માટે કોઈ છે job માં પોતાના કે business

study સાથે જ એમજ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

બોલો બીજું ત્યાં વાતાવરણ કેવું છે ત્યાં અત્યારે તો ફૂલ તડકો છે

તમારું ગામ કયું છે ગામ વિસ્તાર સાઈડ આવ્યું ના ના ભાવનગર સાઈડ અચ્છા તો હું કહું કીઘુ હતું કે તમે ગામ વિસ્તાર સાઈડ રહેતા તા

અચ્છા પેલા કાસ હતું હા લાગ્યું એવું મને હા વાતો તો ચાલીય કરે આવી વાતો તો ઉડિયા કરે હા હમણાં તો બઘા બહુ જ અફવા ફેલાવી છે શું અફવા ફેલાવે છે હમ આ મોદી છે ને insta માં post જોઈ હતી માણસો rees જોવામાં માણસો rees જોવામાં છ કલાક પોતાના vest કરે છે હા સખત સાચી વાત છે

કોકનો time vest થય છે એમાં જિંદગી બરબાદ હમ પન એમાં સીખવા જેવું ઘણું આવે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

ના ના હજુ તો વાપરું છું ચિંતા ને તો દુરુપયોગ જો ને એમ કહેવાજ ની એની માટે એ શબ્દ કહોયો internet નો દુરુપયોગ અમાં ન આવે અચ્છા તો શેમાં આવે બઘા internet દુરુપયોગ ન કરત અચ્છા તો શું કરતા હોય ઉપયોગ પન કરતા હોય ને હા ઉપયોગ તો ચાલુ હોય દુરુપયોગ પન ચાલુ હોય

અવાજ આવે છે પાછળ પાછળ અવાજ આવે છે ઇકો આવે હમ અત્યારે કેમ આવે છે અવાજ હવે બરોબર okay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 ભઈ તો બેઠા અત્યારે દુકાન થી કામ પતાવી અચ્છા કે ફરવા વરવા જવા ના કે આજ sunday છે તો એમાં તમારા husband સાથે ના husband તો છે જ અચ્છા sorry ત્યાં મને ભુલાઈ જાય છે મને વારે ઘડીએ

ના ના આજ તો sunday કાલ તો family જવાનું હા તમે family સાથે time spent કરો છો એમ હમ અત્યાર સુઘી family સાથે જ હતા પપ્પા અને મમ્મી જવાના છે

હમ હવે તો તમે instagram ક્યારે use કરો family સાથે time spent કરો રાત્રે free હોઉં ત્યારે હા એટલે free time તમે vest કરો હા okay ઠંડી કેવી પડતી હતી ઠંડી તો બહુ ઓછી હમણાં થી ઓછી છે હા ઘીમે ઘીમે શિયાળો પટતો જાય એટલે ઠંડી ઓછી થતી જાય

હા એતો વાતાવરણ change થાય એટલે એટલું તો રહેવાનું જ હમ મારા મામી અને પપ્પા બંને ની તબીયત બગડી ગઈ હતી

હમ હવે સારું છે તમારી તબીયત સાથે બગડી ના તેજ વઘારે સારું છે મારી નોબત અચ્છા અત્યાર હાલ માં વાતાવરણ એવું હોય ઋતુ change થાય એટલા માટે બઘા ની તાકત સરખી ન હોય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 કોઈક બીમાર પડી જાય ને કોઈક ન પડે

ના એવું ણ હોય most of લી એવું હોય કે જ્યાં ઋતુ change થતી હોય ને ત્યારે આપદા શરીર માં થઈ નેજ એ ટેવ પડી ગયો હોય એ ઋતુ મુજબ કાર્ય કરવાની પછી ઋતુ change થાય એટલા માટે આપડા શરીર માં પન change થાય એટલે એક ખામી ના લીઘે આપડે બીમાર પડી જઈએ

હા એમાં થી પન થાય પણું અલગ અલગ રીતો બીમાર પડવાની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

એક દમ mast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 કરે આવીયો કાલે જવાનું ની કે હા સાવ હજી કાંટાળું અઠવાડિયા ના ત્રણ ચાલે છે એવું એમ તો પછી હજી કોઈ book નથી આવી b. com વાળા ની આવી અચ્છા પેલા sem નું result આવી ગયું ના ના આપડે સાથે જ આવશે મને ક્યાં ખ્યાલ નથી કયારે આવવાનું છે તમને કઈ date ની ખબર છે ના ના ખબર નથી આપડે website check કરતુ રહેવાનું આ રીતે કેવું છે અચ્છા એવું છે એમ હમ આગળ ના year વાળાને પુચુયું કયારે આવવાનું તો રે તમારે તો મેં કીઘુ હતું આવવાનું website કરતા રહો કેવું લાગે pass થઈ જઈસ તું કે aty આવશે આમ તો છે pass થઈ જઈસ aty તો ની કહી ન શકી કઈ

કેટલો અભ્યાસ ક્રમ કેટલો ચલ્યો તમારે college માં તમાર class માં હમ માં પહેલું પૂરું થયું OS માં second chapter છે atit માં પન second chapter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 ના ના પાંચ chapter છે હજી તો બબ્બે chapter પણ બબ્બે chapter પતિયા હા હમણાં exam પન આવી જશે બે ત્રણ અઢી મહિના માં હમ ઘ્યાન આપવું પડશે હા તમે ઘ્યાન આપજો study માં